તમે તો અત્યારે જે job કરતા હશો એમાં તો તમને રજા પણ મળતી હશે. મને તો મળે છે રજા. હા તો તમે તમારે જે રજાનો જે free આખો દિવસ free time હોય છે તેમાં તમે શું કરો છો?

જ્યારે હું ઘરે free હોઉં છું ત્યારે હું કંઈ ફરવા જાઉં છું. graden માં બેસું છું. તેના કારણે મારું મગજ થોડું શાંત mind fresh થાય છે. તો તમે મતલબ કઈ garden માં જવા માંગતા હોય એમ કઈ જાવ છો તમે? તમારી પાસે અત્યારે કેટલા વાહન છે અને કયા-કયા છે?

ભવિષ્યમાં robot પણ આવશે. તો તે વાત સાચી છે? સાચું આવશે india માં robot મેં તો મેં તો news માં સાંભળી હતી કે મતલબ ભવિષ્યમાં robot આવાનો છે. જે પણ મતલબ જે પણ દુખાવો હોય છે શરીરનો દુખાવો છે તેના માટે robot હવે કામ કરશે. ઘરના જે કામ છે તેમાં પણ robot કામ કરશે. તમે એવું કઈ સાંભળ્યું હતું?

અત્યારે તો મારે અઢાર વર્ષ થઇ ગયા છે. અત્યારે તો મારે મત દેવા તો અત્યારે નથી ગયો. કારણ કે મારું જે ચુંટણી card છે તે અત્યારે નથી બન્યું. બનાવા નાખ્યું છે. ચુંટણી card આવશે પછી મત દેવા મારે જવાનું રહેશે. અમ મતલબ હવે હવે તમારે મતલબ future ને આપણે ભવિષ્યની વાત કરવી તો ભવિષ્યમાં મતલબ તમને તમે આમ તો તમે શહેર છોડી દીધું છે તો કોઈ અલગ તમને કઈ લાગે છે feeling જેવું તમને? કે બીજા તમે ગામથી પાછા બીજા શહેરમાં આવી ગયા છો તો મતલબ શહેરમાં ફાવી ગયું છે?

મારે પણ હજી એક ઘર સજાવતા બે-ત્રણ મહિના થઇ ગયા છે. પહેલા તો હું family તો ત્યાં જ હતી. હું direct પહેલા અહીંયા આવ્યો હતો. અહિયાં. મેં job ચાલુ કરી પછી બધી family મારી સાથે આવી ગઈ છે. તો શું જાણી શકું છું તમારે અમ મતલબ ખાવા-પીવામાં તમારે કઈ dish વધારે સારી છે? કારણ કારણ કે મને તો મારી મનપસંદ મંચુરિયન છે. બિરિયાની છે. એમ તમ તમે કોઈ ખાવ છો બિરિયાની? મતલબ ઘરે પણ તમે બિરિયાની બનાવો છો કે મતલબ બારથી લાવીને ખાવ છો? ઘરે તમારી પાસે કોઈ computer છે? કારણકે મારી પાસે તો ઘરે computer છે. computer માં તો મતલબ જે નવી નવી technology આવે છે. તેનું હું search કરીને બધી information બધી મેળવું છું. સાથે-સાથે game પણ રમું છું. તમે શું જાણી શકું છુ તમારી મનપસંદ game તમારી phone માં કઈ મનપસંદ game છે? અત્યારે તો હું એક fighting ની game રમું છું. spider man ની game છે. એ game તમે download કરી શકો છો. play store માંથી application મતલબ game available છે. તમે તે download કરી શકો છો. પહેલા તો હું free fire રમતો હતો. અત્યારે તો હું free fire નથી રમતો. કારણકે એક વખત free fire રમતો હતો ત્યારે તો મારું માથું દુખાવા માંડ્યું હતું. તેના કારણે વધારે mind માં અસર થાય છે. મગજ ઉપર અસર થાય છે. તો અત્યારે તો મેં free fire રમવાનું બંધ કરી દીધું છે. અત્યારે normally હું તો car ની game રમું છું. જેનાથી કામમાં કોઈ મતલબ કામમાં તો કોઈ વધારે મતલબ આમ કામ કરતા હોય અથવા તો મગજ ઉપર અસર ના થાય તેના માટે car ની game best છે. Hello નમસ્કાર મારુ નામ દેવ મોરારી જયદીપ છે ને હું આજે શિખવવાની ક્રિયા વિષે જણાવીશ મનોવિજ્ઞાન એ વર્ત વ વર્તન નું વિજ્ઞાન છે વર્તન ના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પૃથ્વી પર ના તમામ સજીવો ને તેમની આસપાસના પર્યાવરણ સાથે કામ પા પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે. દરેક સજીવ ને પોતાના જીવન રક્ષણ અને નિભવવા માટે કોઈ ને કોઈ પ્રકાર નું શિક્ષણ તો લેવું જ પડે છે શિક્ષણ ને કારણે આવતા પરિવર્તન અને પરિસ્થિતિ માં તથા બદલાવ થી મળતા જીવન રક્ષણ અને સંતોષ ને કારણે પ્રાણી કે માનવ માત્ર નું જીવન શક્ય બની શકે છે તો વૃક્ષ જીવ ના પોતાના જીવન ચક્ર દરમિયાન મોટે ભાગે બે પ્રકાર નું વર્તન જરૂર જોવા મળે છે વિકૃત પડે છે એક સાહસિક વર્તન શિક્ષણ વર્તન જે શિક્ષિત વર્તન છે સાહજિક વર્તન માટે જાણી ને કોઈ પણ ઔપચારિક ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. દરેક સજીવ જન્મ થી જ પોતાના જનમ જમીનો ના કેટલાક શક્તિઓ

આ પ્રકાર વર્તન ને એ જનમ જાત કે સાહસિક વર્તન છે દાખલા તરીકે જો તમને હું આપું કીડી નું પોતાના માટે ખોરાક કણ ને ખેચી જવું. ગાય વાછડાઓ ને જનમ થતાં થોડી વાર માટે માતાના આચળે વળગી ને પોતાની કોખ હુંફ સંતોષવું માનવ બાળ ને જન્મ્યા પછી તરત જ રડવું. સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત સંતોષવાની રીતો અને જીવન રક્ષા ની રીતો આપમેળે જ શીખી લેતું હોય છે જેને આપણે સાહસિક વર્તન કહી શકીએ શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકો ને વર્તન કરવા માટે જોઈ ને શિખાય અને અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે. આ પ્રકાર ના શિક્ષણ માં વ્યક્તિ ને કે પ્રાણી ને જે તે વર્તન કરવા આવડતું હોતું નથી પરંતુ વ્યક્તિ પ્રાણી જે તે વર્તન કરતાં શીખવા માટે સ્વેચ્છા એ ચોક્કસ પરિવર્તનો નો સ્વીકાર કરી ને વર્તન માં બદલાવ લાવે છે. અહીં વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજી થી જે તે શિક્ષણ મેળવતું નથી અથવા મેળવતું હોય છે આથી જ સાહસિક વર્તન ને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકાર કરતાં નથી પ્રાણી કે બાળકો નો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ પર્યાવરણ માંથી અનુભવો ગ્રહણ કરી પોતાના વર્તન માં પરિવર્તન લાવી શકીએ છીએ. અગાઉની અગાઉની જીવન શૈલી અપનાવે છે માનવી હોય કે પ્રાણી દરેક પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવવા જ હોય છે આથી શિક્ષણ ને જન્મ થી મૃત્યુ સુધી ચાલતી એવી અવિરત પ્રક્રિયા કહેવામાં આવે છે. વ્યક્તિ બાલ્યકાળ માં મોટે ભાગે અનુકરણ તેમજ અને ભૂખ દ્વારા શીખી છે તારું કલ્યાણ માં અભિ સંધાન ને આંગળી પકડી ને બાળક શિક્ષણ માટે પરંપરાગત બને છે જ્યારે યુવા કાળ માં સામે આવી પડતી જીવન ની અટપટી અને જટિલ સમસ્યાઓ ના ઉકેલ માટે બાલ્ય અવસ્થા ના અને તરુણ અવસ્થા જેમ કે અઢાર વર્ષ થી ઉપર ના બાળકો અથવા અઢાર વર્ષ ઉંમર થી અંદર ના બાળકો જે ચૌદ વર્ષ સુધી ના હોય છે શિક્ષણ દ્વારા ઓચિંતી પ્રાપ્ત થતી અહંતર સૂઝ ને લાગ કામે લાગે છે આમ વ્યકિત વિવિધ આચાર વિચાર ભાષા વર્તન વાતો પ્રેરણા આવેગ ની અભિવ્યક્તિ મનોવલણો શિષ્ટાચાર વગેરેનું શિક્ષણ મેળવી ને પોતાના વ્યક્તિ ને વિકાસ શિખવાડે છે આમ વ્યકિત શિક્ષણ ની નૌકા દ્વારા જીવન સાગર પાર કરે છે શીખવવું એટલે શું વ્યાખ્યા અમેરિકન મનો વૈજ્ઞાનિક CT મોર્ગન ને શિક્ષણ ની વ્યાખ્યા આપતા જણાવ્યું કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરા થી મહાવરા થી વર્તન માં થતો સ્તાપેક્ષ કા કાયમી ફેરફાર આ વ્યાખ્યા માં શિક્ષણ માટે મુખ્યત્વે ત્રણ બાબતો અનિવાર્ય જણાય છે જો પહેલું તો એક અનુભવ મહાવરા કે બીજો વર્તન માં થતું પરિવર્તન. ત્રીજું સ્તાપેક્ષ કાયમી પરિવર્તન શિક્ષણ ની વ્યાખ્યા થી સમજૂતી મેળવવા ઉપર ની બાબતો વિગતે સમજવવી જોઈએ. વર્તનમાં થતું પરિવર્તન. જો કોઈ બાબત નું શિક્ષણ ત્યારે જ કહેવાય જ્યારે પહેલા જે વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળે દાખલા તરીકે બાળક ને જ્યારે પહેલી વાર સાઇકલ ચલાવવામાં આવડતી ના હોય એટલે જેવો સાઇકલ પાર બેસી સાઇકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે આમ વારંવાર પ્રયત્ન કરવા કરતાં કરતાં તે ધીરે ધીરે સાઇકલ પર બેસી ને balance રાખવાનું પ્રયત્ન કરે છે અને પેન્ડલ મારવા સાથે આગળ વધતાં આવડી જાય છે આમ વારંવાર મહાવરો કરવાથી સાઇકલ ચલાવી શકે છે. આમ આ ઉદાહરણ દ્વારા શીખવી શકાય છે કે શિક્ષણ એ એક વર્તન માં થતું પરિવર્તન છે એ સ્પષ્ટ રીતે કહી શકાય છે. સ્તાપેક્ષ કાયમી પરિવર્તન. સામાન્ય રીતે આપણે લીધેલું મોટા ભાગનું શિક્ષણ સ્થાયી અથવા ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. આ સંદર્ભ માં અગાઉ સમજાય શકાય એના વિષે દ્રવ્ય ને કારણે અલ્પ જીવી કે પરિસ્થિતિ રદ થયેલા ટૂંકા ગાળા ના ફેરફારો એ શિક્ષણ વતી અગાઉ ના ઉદાહરણો ને યાદ કરીએ તો થાક લાગવો ઉતરી જવાથી થાક ઉતરી જવાથી કે પછી પગથિયું પગનું હાડકું સાંધવાથી વ્યક્તિ સામાન્ય રીતે ચાલી શકે છે માટે તે શિક્ષણ નથી આમ વ્યક્તિ ના વર્તન માં ના તત્કાલીક તત્કાલીન અને સ્થાયી અસ્થાયી પરિવર્તનનોને મનોવિજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી પરંતુ પ્રાણી કે વ્યક્તિ ના વર્તન માં થતાં દીર્ધ કાલીન અને સ્તાપેક્ષ કાયમી હોય એવા ઝડપી પરિવર્તનો ને શિક્ષણ તરીકે પ્રયત્ન કરે છે ત્યારે પડી જાય છે પરંતુ થોડા દિવસો ના મહાવરા પછી પોતાની શાળા માં જાતે સાઇકલ ચલાવી જતાં શીખી જાય છે તેને સ્તાપેક્ષ કાયમી ફેરફાર કહેવાય છે. અનુકરણ દ્વારા શિક્ષણ.

અવલોકનાત્મ અવલોકનાત્મક શિક્ષણ છે કે સામાજિક શિક્ષણ પણ કહેવાય છે કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણ નો મુખ્ય આધાર છે વ્યક્તિ પોતાની આસપાસના સામાજિક પર્યાવરણ માંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે દાખલા તરીકે માતા પિતા સાથે સ્કૂટર પર ફરવા જતું બાળક ઘરે પોતાની ટ્રાય સાઇકલ ફેરવવા માટે એક જ જગ્યા એ પોતાની ત્રણ વિલ ની સાઇકલ ઊભી રાખી તેમાં પેટ્રોલ પૂર્વ માટે ત્યાં પડેલી હવા ભરવાના પંપ ને ટ્યૂબ ને પોતાની સાઇકલ ની સીટ પર લગાવી થોડી થોડી વાર ખિસ્સા માં થી પૈસા કાઢવાનો અની અભિનય કરે છે તે અનુકરણાત્મક શિક્ષણ નું ઉદાહરણ છે એક થી સવા વર્ષ નું બાળક અને મોબાઈલ ફોન રાખતું જોવા મળે છે તે અનુકરણાત્મક શિક્ષણ નું ઉદાહરણ છે રોજબરોજ ના જીવન માં આવા સંબંધ અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે આ પ્રકાર ની શિક્ષણ વ્યક્તિ સમાજમાંથી મેળવતી હોય છે અનુકરણાત્મક શિક્ષણ ને સામાજિક શિક્ષણ પણ કહેવાય છે નાની બાળકીઓ ટેલિવિઝન પર અનેક અભિનેત્રીઓ તથા પ્રખ્યાત વ્યક્તિઓ ને ચોક્કસ પ્રકાર ના પ્રસાધનો નો અને ફેશનેબલ કપડાં વાપરતા જ હોઈએ તે પ્રકાર ના પ્રસાધનોનો ને કપડાં નો ઉપયોગ તો કરે ને નમૂના રૂપે અથવા મોડલ તરીકે

પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ શિક્ષણ ને આ તરાહ માં પ્રાણી કે માનવી ને તેની સમજ આપી આપવી પડે છે. સમસ્યા થી બહાર નીકળવાનો માર્ગ તરત જ શોધી શકતો નથી પરંતુ આ માટે જેમ જેમ પ્રયત્નો વધારે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે. તેને શિક્ષણ મળવાનું અનુમાન પ્રત્યેક પ્રયત્ને ખેલ સમય અને ફૂલોના ઘટાડા દ્વારા આવી શકે છે આ અંગે નું વિસ્તૃત સમજ

હેલો હું વિજય વાત કરી રહ્યો છું.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 એમાંથી લેવાનો હોય છે. ફેમિલી પેક એ પણ છે. એના વિષે હું વાત કરવા માંગુ છું. શરૂ ઠાઉ

એમાં પણ ખૂબ જ સંખ્યા બવ ખરાબ રીતે રન આઉટ થાય હતા મિડલ ક્લાસ માં ઉપલબ્ધ હતા.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 કહી શકાય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 ગોલકીપીંગ ગોલ છે એ અ સ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 વ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 ઇન્ડિયામાં વેચાયેલું હતું. જકલજફળજફળસદ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

કેપ્ટનશીપમાં જોડાય ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સારું પર્ફોર્મનસ ઇન્ડિયામાં

ત્યારે મને ઈન્ડિયાની ટીમ ગમી. પહેલા તરત વિકેટ પડી જે ચ. કરિયર માટે એક સારું પરફોર્મન્સ કડફડજફકડસફજ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

એના પર ફોકસ કરે ત્યાર બાદ પણ

તમને એ જાણ પણ ડોમેસ્ટિક ક્રિકેટ હોય એમાં અન્ય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 એ મોટિવેશન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 દરેક ક્રિકેટ જે આઇસીસી એક થાય છે એમાં જ સાથે જેવા ઓલરાઉન્ડર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 ની છે ઇંડિયન ટીમ એ પ્લેયરો હોવા છતાં મોટિવેશન લવ છું ઇકોનોમિક્સ છે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 સાથે સાથે

પેશન રાખીને

સાથે સાથે

માંગુ છું. આપણે સ્કિનરનો કારણ અભિસંધાનનો પ્રયોગ સમજ્યે રશિયન શરીરશાસ્ત્રી પાવલોવે જેમ શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રદાન કર્યું તે જ પ્રમાણે BF સ્કિનર નામના અમેરિકન વૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનનું કારણ ક્રિયાત્મક અભિસંધાનની મહામૂલી ભેટ આપી છે. કારણ અભિસંધાનમાં શાસ્ત્રીય અભિસંધાન કરતાં જુદી વિચાર

જો પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો એને માત્ર તો જ તે પ્રબલનનું હક્કદાર બની શકે છે. આમ, આ પ્રકારે પ્રાપ્ત થતા શિક્ષણમાં પ્રાણીના કારક વર્તન ઉપર ભાર મૂકાતો હોવાથી તેને કારણ અભિસંધાન કહેવામાં આવે છે. આ પ્રકારના અભિસંધાનમાં પ્રાણીએ પ્રબલન મેળવવા માટે ચોક્કસ પ્રતિક્રિયા કરવી પડે છે. આથી આ અભિસંધાનને ક્રિયાત્મક અભિસંધાન તરીકે ઓળખવામાં આવે છે. સ્કિનરના મત પ્રમાણે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે. આ માન્યતાને પ્રાયોગિક ધોરણે ચકાસવા માટે તેમણે એક સમસ્યાપેટીની રચના કરી છે, જે સ્કિનર પેટી તરીકે ઓળખાય છે. આ સમસ્યાપેટીની વિશેષતા એ હતી કે એ

સમસ્યાપેટીમાં એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવ્યો. ઉંદરે શરૂઆતમાં પેટીમાંથી બહાર નીકળવાના ખૂબ જ પ્રયાસો કર્યા. જેમાં પેટીમાં દોડાદોડ કરવી, સમસ્યાપેટીના સળિયાઓ પર પ્રહારો કરવા, સળિયાને બચકાં ભરવા જેવી ક્રિયાઓનો સમાવેશ થતોહોય છે. આવી અનેક ક્રિયાઓ દરમ્યાન અચાનક તેનાથી અન્નગુટિકા પ્રાપ્તમ કરવાનો હાથો દબાઈ ગયો. ઉંદર આ યાંત્રિક રચનાથી અપરિચિત બેખબર હોવાથી તેને અન્નગુટિકાપાત્રમાં અન્નગુટિકા છે. તેવો કોઈ જ ખ્યાલ નહોતો. પરંતુ થોડા સમય પછી તેનું ધ્યાન અન્નગુટિકા તરફ જતાં તે અન્નગુટિકા આરોગી. ઉંદર દ્વારા થયેલ આ પ્રતિક્રિયા તદ્દન આકસ્મિક હોવાથી ઉંદરને આ અંગેનું કોઈ શિક્ષણ પ્રાપ્ત થયેલ નહોતું. આથી ફરી એને સમસ્યાપેટીમાં મૂકતાં સમસ્યાપેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો શરૂ કર્યા, આ દરમ્યાન તેના ફરીથી અચાનક હાથો દબાઈ જવાથી અન્નગુટિકા પ્રાપ્ત થઈ. પ્રથમ અન્નગુટિકા ઉંદરને પેટીમાં મૂક્યાની પંદર મિનિટ પછી પ્રાપ્ત થઈ હતી. જ્યારે બીજી અન્નગુટિકા પેટીમાં મૂક્યાની પાંત્રીસ મિનિટે પ્રાપ્ત થઇ પ્રથમ અન્નગુટિકા પ્રાપ્ત થયાની વિસ મિનિટ પછી પ્રાપ્ત થઈ. ત્યારબાદ સુડતાલીસ મિનિટે ત્રીજી અન્નગુટિકા પ્રાપ્ત થઇ અન્નગુટિકા ઉંદરને પાંજરામાં મૂક્યાની એકોતેર મિનિટે પ્રાપ્ત થઈ. આ ચાર વાર હાથો દબાવવાની પ્રતિક્રિયાઓને અંતે ઉંદરને સમજ પ્રાપ્ત થઈ કે હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ઉંદર વારંવાર હાથો દબાવીને અન્નગુટિકા મેળવતો થાય છે,

વ્યર્થ પ્રયાસો કરતાં કરતાં હાથો દબાઈ જવાથી તેને ખોરાક પ્રાપ્ત થયો, જેનાથી તેની પ્રતિક્રિયાઓને પ્રબલન પ્રાપ્ત થયું અને પ્રબલન મળવાથી ઉંદરની પ્રતિક્રિયાનું દઢીકરણ થયું. આમાં અપને વધુ ખાવાની સમજુતરને પ્રબલન કોઈપણ શિક્ષણના દઢીકરણ માટે પ્રબલન જરૂરી છે. પ્રબલન એટલે કે શીખેલી શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દૃઢ કે બળવત્તર કરનારું ઘટક. સામાન્ય રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં કૂતરાના લાળસ્ત્રાવ માટે ખોરાક એ પ્રબલન તરીકેની ભૂમિકા ભજવે છે. જ્યારે ક્રિયાત્મક અભિસંધાનમાં ઉંદરની હાથો દબાવવાની પ્રતિક્રિયાથી પ્રાપ્ત થતી અન્નગુટિકા ઉંદરના શિક્ષણ માટે પ્રબલન બની રહે છે. પ્રબલનના બે પ્રકારો છે. એકતો વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન તો વિધાયક પ્રબલન એટલે શું? કે જે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરીને પ્રતિક્રિયાને દઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહે છે. વિધાયક પ્રબલન પૂરું પાડવાથી વિધેયે શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે. સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન. દાખલ તરીકે માતાની ગેરહાજરીમાં બાળક શાળાનું હોમવર્ક કરી લે તો માતા તેને ચોકલેટ આપે છે. અહીં ચોકલેટ એ બાળક માટે વિધાયક પ્રબલન છે. એનો બીજો પ્રકાર એ છે નિષેધક પ્રબલન સામાન્ય રીતે વિધાયક પ્રબલનને આપણે પુરસ્કાર તરીકે ઓળખીએ તો નિષેધક પ્રબલનને શિક્ષા તરીકે ગણાવી શકાય પરંતુ સ્કિનરના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી. નિષેધક પ્રબલન એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક. કારણ કારક અભિસંધાનના પ્રયોગમાં નિષેધક પ્રબલનનો ઉપયોગ બાળકપ્રાણી કે વ્યક્તિની પ્રતિક્રિયાની સંભાવના વધારવા માટે જ કરવામાં આવે છે. સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગમાં સમસ્યાપેટીમાં હાથો દબાવવાથી ઉંદર ઈલેક્ટ્રીક શોકથી રાહત મેળવી શકે તો ઉંદર આ કષ્ટદાયક પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે વારંવાર હાથો દબાવવાની પ્રતિક્રિયા કરે છે. પ્રબલન વિધાયક હોય કે નિષેધક, તેને પ્રબલનની કક્ષાએ તો જ મૂકી શકાય કે જ્યારે તે પ્રબલનથી પ્રતિક્રિયા ઉપજવાની સંભાવના પહેલાં કરતાં વધે. ક્રિયાત્મક અભિસંધાનમાં સ્કિનરે ઉંદર ઉપર પ્રબલનનું કદ, બે પ્રબલન વચ્ચેનો સમયગાળો, પ્રેરણાની પ્રબળતા વગેરેમાં વિવિધતા લાવી અભિસંધાનમાં પ્રબલનની અસરકારકતા અંગે રસપ્રદ તારણો તારવ્યાં છે. વી વિલોપન શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે વિલોપન. એકવાર અભિસંધિત થયેલ પ્રતિક્રિયા પ્રાણી વારંવાર કરે છતાં પણ તેને પ્રબલન આપવાનું સદંતર બંધ કરવામાં આવે તો તે શીખેલી પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે, જેને વિલોપન કહેવાય છે. પ્રાણીને વિલોપનનું શિક્ષણ વિલોપન શિક્ષણ આપવા માટે પ્રાણી એકવાર સંપૂર્ણપણે અભિસંધાનનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યારબાદ પ્રાણીને ફરી પ્રાયોગિક પરિસ્થિતિમાં મૂક્યા પછી તે ચોક્કસ ઉદ્દીપક માટે શીખેલી પ્રતિક્રિયા કરે, તેમ છતાં તેને ઘણા બધા પ્રયત્નોમાં સતત પ્રબલન આપવામાં ન આવે તો આ પ્રાણીમાં તે પ્રતિક્રિયાનો દર ધીમે ધીમે ઘટતો જઈને છેવટે પ્રતિક્રિયાનો સદંતર અભાવ જોવા મળે છે. પ્રાણીમાં સ્થપાયેલા અભિસંધાનમાં ઘટાડો થઈ પ્રતિક્રિયા લુપ્ત થઈ જાય છે અને પ્રાપ્ત કરેલ શિક્ષણનું વિલોપન થાય છે. સ્કિનર પેટીમાં ઉંદર એકવાર હાથો દબાવી અન્નગુટિકા મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યાર બાદ તે પ્રતિક્રિયા કરે છતાં તેને અન્નગુટિકા આપવામાં ન આવે. પરંતુ વારંવાર પરંતુ વારંવાર દબાવવાની પ્રતિક્રિયા ઓછી થઈ જાય છે અને છેવટે ઉંદર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે જેને ઉંદરમાં શીખેલા શિક્ષણનું વિલોપન થયું કહેવાય.

તેનું એક કારણ છે કે અભિસંધાનમાં સમગ્ર સ્કિનરપેટી એ જ ઉદીપકીય પરિસ્થિતિ છે. જો કે, રોજબરોજના જીવનમાં કારક અભિસંધાનમાં પણ ઉદ્દીપકનું સામાન્યીકરણ થવાનાં અનેક ઉદાહરણો જોવા મળે છે. દાખલા તરીકે બાળક રમકડાંથી રમતું હોય અને તમે તેનું રમકડું સંતાડો તો, થોડી જ વારમાં બાળક તે રમકડું શોધી કાઢે છે. આવું વારંવાર કરવાથી તમે તેનું રમકડું સંતાડો કે તરત જ તે જગ્યાએથી બાળક રમકડું શોધી કાઢવાની ક્રિયા કરતાં શીખી લે છે. આ ક્રિયાને અભિસંધાન કહી શકાય. હવે તમે કોઈ અન્ય જગ્યાયે તેનું રમકડું સંતાડો છો તો થોડા પ્રયત્નોને અંતે બાળક નવી જગ્યાએથી પણ રમકડું શોધી કાઢે છે. આમ, બાળકની નવી જગ્યાએથી રમકડું શોધી કાઢવાની ક્રિયાએ રમકડું સંતાડવાની જૂની જગ્યા સાથે રમકડા સંતાડવાની નવી જગ્યાનું સામાન્યીકરણ થયાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. તો બીજું આપડે એમાં જોઈએ તો ઉદ્દીપક ભેદબોધન તો

અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતાં શીખી લે છે. તેથી ઉંદર હવે ફક્ત પ્રકાશની હાજરીમાં જ હાથો દબાવવાની ક્રિયા કરે છે જે ઉદરમાં પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડવાનું શિક્ષણ પ્રાપ્ત થયું તેને ભેદબોધન કહે વામાં આવે છે. હવે આપડે આમાં જોઈએ તો આંતરસૂઝ દ્વારા શિક્ષણ આંતરસૂઝ શિક્ષણ એ એક બોધાત્મક ક્રિયા સાથે સંકળાયેલ શિક્ષણપ્રક્રિયા છે.

હોવ બધા મજામાં તારે કે કેવું ચાલે છે? બધા ઘરે હા તબીયત પાણી કેવા છે તારા? કેમ હમણાં થી દેખાતો નહી? હમણાથી કેમ દેખાતો નહી, ક્યાં ખોવાઈ ગયો છે?